plan હ plan બને તો એમાં જવા ઈચ્છએ છે અમે.

મનપસંદ એવું કઇ મન favorite તો કોઈ નથી પણ એમ બધાને ગમ્મે એના video જોઈ શકું છું. favorite કોઈ permanent એવું કઈ favorite નઈ. પણ એમ movie જોઈ લઉં અમુક time એ. અમુક time એ video જોઈ લઉં, અમુક short clip જોઈ લઉં. તો તેના માટે. અને અમુક song જોઈ લઉં છું. તમારે?

વધારે movie તો મેં એક સાહરુખખાન અને સલામખાનની જોયેલી છે વધારે movie અને અક્ષયકુમારની પણ જોયેલી છે. સૌથી વધારે સાહરુખખાન અને સલામખાનની જોયેલી છે movie ના એવી તો એકેય netflix ની કોઈ application અને કોઈ અમે use નથી કરતા. અમે youtube માં અથવા અમે twitter અને instagram પર આ બધા video આવે છે તો અમે જોઈ શકીએ છીએ. ના office તો અમે અડાધે-અડધે સુધી તો અમે હાલીને જઈએ છીએ. અને ત્યાં અમે bus નો wait કરીએ છીએ. AMTS bus આવે છે red bus એકત્રી એકત્રીસ પાચ પાંત્રીસ number ની bus આવે છે. આપડે tower થી લઈને સુધી. ત્યાં આગળ bus નો wait કરીએ છીએ. ત્યાંથી bus માં જઈએ છીએ. ત્યાં તમને સરળ પડે છે અમને. ને સસ્તું પડે છે. અમ ના ના રાત્રે તો bus નો time નવ વાગ્યા સુધી જ છે રાતે અમે સાડા નવ એ નવરા થઇ થાય છે job પરથી. તો રીક્ષામાં જઈએ છીએ. રાત્રે bus નથી મળતી એકય. તમે job કરો છો તો ત્યાં તમે કેટલા વાગે જાઓ છો?

મારે પણ same જ છે. આમ જ તે સવારમાં જાગું છું નાસ્તો કરીને. અને નાસ્તો બાસતો કરું છું, નાહવા જાઉં છું ને ત્યાંથી અમે નીકળીએ છીએ હાડા અગિયારએ નીકળીએ છીએ ઘરેથી. અને અડધે સુધી અમે ચાલીને જઈએ છીએ અને બાર વાગે તમે અમ્બા ટાવર છે. અડધી કલાકની રસ્તો છે તો બાર વાગે તો અમે અમ્બા ટાવર છીએ. અને બાર વાગે AMTS bus ની વાટ કરીએ વાટ જોઈએ છીએ અમે. અને AMTS bus જાઈયે છીયે ત્યાં અમે hospital સાડા બારે પહોચીએ છે. સાડા બારે જઈ ને અમે અડધુ ચાલીને

છેલ્લે logout નવ વાગે કરીએ છીએ. અમુક time એ નવ વાગે થાય અમુક time એ સવા નવ એ થાય. logout કરીને અમે ત્યાંથી નીકળી જઈએ છીએ. બે જણા હોઈએ છીએ અમે. બે-ત્રણ જણા ભાઈબંધ હોઇએ છીએ અમે. તેને સાથે અમે નીકળી જઈએ છીએ અને રીક્ષામાં જ આવીએ છીએ સાડા નવ એ રીક્ષામાં હોઈએ અને સવા દસ એ ઘરે પહોચીએ છીએ. અને ખાઈ ને ઘડીકવાર mobile લઇ mobile use કરીએ છીએ અને બાર એક વાગે અમે સુઈ જઈએ છીએ. હું college નું એક વરસ બોટાદમાં કર્યું હતું. college નું એક વરસ અને બીજું વરસ કર્યું હતું પણ બીજા વરસમાં એક કેટી આવી હતી. તે માટે મેં છોડી દીધી હતી college college છોડ્યાના ચાર-પાંચ વરસ થઇ ગયા છે હજી. હા અત્યારે તો હું college કરીશ આવતા વરસે ગુજરાત university માં college માં admission લઈશ અને college પૂરી કરીશ. કારણ કે અમુક job એવી હોય છે કે આમાં english પણ માંગે છે અને college ના ત્રણ વરસની જરૂર છે. હું અત્યારે જ્યાં job કરું છું ત્યાં તમારે અમ દસ પાસ હોય તો પણ ચાલે છે. અત્યારે અમુક એવી job આવે છે ત્યાં તમારે ત્રણ વરસ college ના માંગે છે. અને english પણ માંગે છે. તો તેના માટે હવે ત્રણ વરસ હું college ના પુરા કરીશ. ના ના પણ બોટાદમાં મેં B com કરેલું હતું. અહિયાં હું B com જ કરીશ. તમે ક્યાં સુધી education લીધેલું છે? મતલબ ક્યાં સુધી ભણેલા છો તમે? B. com okay અત્યારે કંઈક college માં ચાર વરસ થઇ ગયા છે એવી news સાંભળી છે? નિર્ણય તો આ સાચો કે ખોટો જણાઈ ન શકીએ પણ અમારે ત્યાં નિયમ આવે તે બધા માટે લાગુ પડે. અમે બધા માટે આ નિયમ લાગુ પડે છે તો અમારે accept કરવો પડશે આ નિયમ. આ ત્રણ અથવા ચાર વરસ collage ના કરવા પડશે. અને તમે અમ બોટાદની અંદર બારમાં ધોરણમાં કઈ school માં ભણેલા છો? અમ દસ અગિયાર બાર?

તમારે બારમાં માં કેટલા ટકા આવ્યા હતા?

commerce પણ કરેલું છે બારમાં સારા ટકા આયા છે. દસમાં માં મારે ઓછા ટકા આવ્યા હતા. બારમાં માં મેં વધારે મહેનત કરી તો એમાં ત્રેસઠ ટકા આવ્યા મારે. ના. ગમતું તું પણ હું job અને college સાથે કરતો હતો. તો job ની અંદર વધારે ધ્યાન હતું મારું અને college મા ઓછું ધ્યાન હતું. તેના માટે મારે મતલબ exam માં પાક્કું કરવાનો time નતો મળતો. વાંચવાનો time નતો મળતો. તો તેના માટે મારે કે ટી આવી છે એક બે ત્રણ subject માં અને મેં પરીક્ષા પણ આપી હતી. છતાં પણ બીજી વખત કે ટી આવી છે મારે. તેના માટે મેં college મૂકી દીધી હતી. અત્યારે job ચાલુ કરી દીધી હતી અહિયાં બોટાદની અંદર. full time ના ના school ના જ સારા હતા. કારણ કે school ની અંદર વધારે મજા આવતી હતી. અગિયાર બારમાં માં તમારે કઈ રીતનું છે? બારમાં ધોરણમાં અગિયાર ધોરણમાં? મારા contact માં અત્યારે બે-ત્રણ friend જ છે કારણ કે અમુક friend છે ને એના number લેતા હું ભૂલી ગયો હતો અને અમુક friend અમ school time પ્રમાણે જ હતા. એટલે પાક્કા ભાઈબંધ નતા અમારે. એમાં અત્યારે બે-ત્રણ friend જ connect માં છે અને એક friend તો અમદાવાદમાં હતો. અમદાવાદ ગુજરાત college માં college કરે છે ગુજરાત university માં. અને એના અત્યારે ત્રણ વરસ collage માં પુરા થઇ જાય છે અને ત્યાં અત્યારે કંઈક અમ degree મેળવે છે. યાદ નથી મને. અને અત્યારે મારે તેના સાથે એક-બે મહિનાથી વાત નથી થઇ. તહેવાર તો મારે અમ ઈદ ઈદ છે મનપસંદ તહેવાર. ઈદ છે એક ઉતરાયણ છે આ બે તહેવાર તો favorite છે મારા. ઈદ વિશે તો સવારમાં એક ત્રીસ રોજા પુરા થાય પછી ઈદમાં નમાજ પઢવાની આવે છે સવારે અમારે. ઈદની નમાજ પઢીને એક ગળે મળવાનું આવે છે અમારે. normal normal જ પ્રકિયા હોય છે વધારે નથી. ઈદ નમાજ પઢવાની ગળે મળવાનું. ઘરે-ઘરે જઈને મળવાનું આવે છે અને બીજું કઈ નથી બસ normal જ છે. ના ના ત્રીસએ દિવસ રોઝા રાખીએ છીએ. પુરા-પુરા રોઝા રાખીએ છીએ ત્રીસએ દિવસ. તમે જણાવી શકો છો તમારે કંઈ favorite અમ તહેવારો ક્યાં છે? હું ઈદમાં અમે ખીર બનાવીએ છીએ, પૂરી બનાવી એ છીએ. સવારે નમાજ પઢવા જાય પેલા અને બધા સાથે મળીને ખાઈએ છીએ ખીર-પૂરી. પછી અમે નમાજ પઢવા જઈએ છીએ બકરી ઈદની હમ હું જાણી શકું છું કે તમારે આગળ હવે શું કરવાનો plan છે તમારે? આ job સિવાય આના સિવાય બીજું કઈ?

સાડા અગિયાર થઇ જાય છે. તેના માટે માંરે તેનો time જ નઈ રેતો. તમારે આગળ કોઈ plan કરવાનો plan છે આગળ વધવાનો? મતલબ આગળ કોઈ સારી job માટે? તો આ કોઈ બીજું કોઈ? ના cricket રમતા હતા cricket અત્યારે અમારે favorite હતું. cricket રમવાની બઉ મજા આવતી હતી. અમ સાત-આઠ ભાઈબંધ હતા. અમુક ગલી cricket રમતા હતા. અમુક બહાર મેદાનમાં જઈને cricket રમતા હતા અમે. cricket રમવાની બઉ મજા આવતી હતી. cricket તો favorite હતું અમારે પેલા. અત્યારે પણ favorite છે. પણ પેલા અમે વધારે રમતા કેમ કે school time હતો. school time માં cricket રમવાનો time વધારે હતો. રવિવારે અમે રમવા જતા. અને અમુક ભાઈબંધ હતા. સાતથી દસ સાતે મળીને cricket રમતા હતા team બનાવીને. અને તમારે કયું હતું favorite મતલબ તમે શું રમતા હતા? મારે વિરાટ કોહલી. પણ અત્યારે એટલું બધું cricket જોતો નથી. normal cricket જોઉં છું મતલબ main mainIPL છે world cup છે. તેવી જ match જોઉં છું. વધારે કે બીજું કોઈ match નથી જોતો. મારા અંદાજ પ્રમાણે તો લગભગ વિરાટ કોહલીને સૌથી વધારે રન છે અત્યારે સુધીમાં. બીજા number એ સુરેશ રૈનાના છે. અને વિરાટ વધારે purple cap એક ક્રિશ ગેલ પાસે છે ને તે પણ સારા હા મારો અવાજ આ અવાજ આવે છે તમારો. અને સારો player એક છે અમારે વિરાટ કોહલી favorite player છે. અમારે તેને વધારે રન કર્યા છે IPL ની અંદર અને ચાર શદી પણ કરેલી છે. એક IPL ની અંદર. તમે જણાવી શકો છો? ના હું પેલા જોતો હતો કબ્બડી. અત્યારે મેં કબ્બડી જોવાનું મૂકી દીધું છે. છેલ્લે એક final જોઈ હતી મેં.

final ની અંદર તો જયપુર જયપુર pink panthers જીતી હતી. કેમ કે એના point વધારે થઇ ગયા હતા. ત્રણ-ચાર point આગળ હતી પુણેની paltan થી. અને આ જોવાની બઉ મજા આવી final હતી એટલે. અને ટક્કરનો મુકાબલો હતો. પુણેની paltan અને જયપુર pink panthers કબ્બડી ની અંદર તો પ્રદીપ નરવાલ એ મારો મનપસંદ ખેલાડી છે પેલાથી. કારણ કે પેલા હું કબ્બડી જોતો ત્યારે પટના priates મારી favorite team હતી. અત્યારે હવે મૂકી દીધી છે એના માટે.

ના. ના ના. બોટાદની અંદર મેં બાવીસ વરસ કાઢ્યાં છે. ને અમદાવાદમાં આવીને એક મહિનો થયો છે. એના માટે હજી set થતા વાર લાગે છે અમારે. job અને college બંને સાથે કરીશ. job પણ ચાલું છે અને college પણ સાથે કરવાની છે મારે. તમે ના લગ્નનો અત્યારે plan નથી મારે. તમારે શું plan શું plan છે તમારે? ના change પણ કરી શકું છું. કેમ કે આગળ ત્રણ વરસ college ના કરું. ત્રણ-ચાર વરસ. અને અમુક job એવી હોય છે ત્રણ વરસ college ના પણ માંગે છે તો તેના માટે મારે college ફરજીયાત છે તો આગળ ત્રણ વરસ ચાર વરસ college ના કરીશ અને job change કરી નાખીશ. અમ મનપસંદ economics ગુજરાત રાજ્યમાં દર વર્ષે અંદાજે અઢાર થી વીસ લાખ એડ Hector વિસ્તારમાં ચોમાસુ મગફળીનું વાવેતર થાય છે આ વાવેતર મુખ્યત્વે રાજ્ય સૌરાષ્ટ્ર વિસ્તારમાં શુદ્ધ ખેતી નીચે કે જે વરસાદ વરસાદ અનિયમિત રીતે પડે છે ત્યાં કરવામાં આવે છે રાજ્યમાં અગાઉ ડુંગળી અને વેલ્ડી એમ બે પ્રકારની મગફળીઓનું વાવેતર થતું હતું જેમાં મગફળી અને વેજ પાકની મફળી નો વિસ્તાર પાંત્રીસ જેટલો છે અને તેની વરસાદની જરૂરિયાત ઓછી હોય છે જ્યારે બીજા પ્રકારની મોડી પાકતી વેલડી મગફળીનો વિસ્તાર પાસઠ ટકા જેટલો છે અને તેની વરસાદની જરૂરિયાત વધુ છે પરંતુ તાજેતરમાં

પડવાથી મગફળીનું વાવેતર કરતા ખેડૂતો માટે મોટું જોખમ થયેલું હોય છે જ કડા કડા ઘટાડવામાં મગફળીના પાક નું એકલા પાક તરીકે વાવેતર વાવેતર નહીં કરતા તુવેરો દિવેલ દિવેલો તલ તલ તલ અને કપાસ જેવા પાકો નો આંતરપાક તરીકે લેવા જોઈએ આમ કરવાથી મગફળીના એકલા પાકનું જોખમ ઘટે છે એટલું જ નહીં પરંતુ એકલા મગફળી પાક કરતા આંતર પાક લેવાથી વધુ નફો પણ લઈ શકાય છે. મગફળી સ્વરની ખાસ કરીને વેલડી પ્રકારની જાત વેલડી પ્રકારની જાત જમીન પર પથરાઈ જતી હોય સૂકા અને સૂકા વિસ્તારના તાળવા ખેતરોની જમીન ધોવાણ અટકાવેલ છે અને પાણીની વહેણ વહી જતું રોકી છે. ઉંચી માત્રામાં પચાસ ટકા ખાદ્ય તેલ ધરાવતું અગત્યનું પાક છે જે જેમાંથી વનસ્પતિ ઘી બનાવી ઘી

ગરજ પણ સારી કહી શકાય છે. આ પાક વધારે વરસાદ કે વાવાઝોડામાં અન્ય પાકો માફક ઢળી પડતો નથી કઠોળ વર્ગનો પાક પાક છે. તેથી ચોરની મૂળ કાલિકા ઓમાં રહી જોઈએ આમ bacteria ને લઈ હોવાનો nitrogen ખેંચી તેને પોતાનો વિકાસ કરે છે અને તરત જ વધારાના nitrogen ને જમીન

bio~bio fertilizer પણ કહી શકાય છોડ નાનો નાનો નાનો હોય અને અન્ય બીજા કેટલાય પાકો સાથે મિશ્ર ફળ કે આંતર ફળ તરીકે

ઉત્પાદન લઈ શકાય છે તેમ જ મુખ્યત્વે વરસાદ આધારિત ચોમાસુ પાક વળી ખેતીનું જોખમ ઘટાડી શકાય છે. તુવેર કપાસ એરંડા તલ વગેરે સાથે વાવી શકાય છે. તેલેબિયા પોકોમાં છુટ્યા પ્રમાણ પ્રમાણમાં વધારો એટલું જ નહીં પરંતુ મગફળી તેલ ઉત્તમ પ્રકારનું ખાધ્યતેલ હોવાથી ઉપરાંત લાંબો સમય તેલ સંઘરી શકાય છે અને વરસાદ તળાવ તળાવમાં ઉપયોગ કરી શકાય છે મગફળી ના તેલને રોજ રોજ બે રોજના ઉપયોગની કેટલીક વાનગીઓ બની શકે છે. મગફળીના દાણા નો ભુ~ભુક્કો કરીને કરી કેટલીક સ્વાદિષ્ટ વાનગી વાનગીઓ જેવી કે મગફળીનું દૂધ મગફળીનું માખણ મગફળીનું chocolate cookie candy ચટણી શેકી લીંબુ બરફી વગેરે બનાવી શકાય છે ખાદ્ય વર્ગના પાકનો પાક ન હોય ધાર્મિક પાક તહેવારમાં વપરાય તરીકે તે મગફળીની ખીચડી કઢી વગેરે બનાવી ઉપયોગ કરવા ઉપયોગમાં લેવાય છે. પાકદાણા શેકી ને પલાળીને બાફી બાફીને તળીને અથવા તેના પર મીઠું પાન ચાસણી મસાલો વગેરે ચડાવીને સિંગ મસાલા સીંગ ભજીયા તથા ખારી સિંગ સેવ વડો ચેવડો વગેરે જેવી વાનગીઓ વાનગી બનાવી સીધી ખાઈ શકાય છે. દાળ કઢી જેવી રોજ બેરોજની સરળ વાનગી સ્વાદ માટે ખાસ ઉમેરવામાં આવે છે. એ ઉપરાંત મગફળી પાવડર શાકભાજી ની કરી કાઢી તરીકે અન્ય સેન્ડવીચ કે કચોરી જેવી કેટલીક વાનગીઓમાં પણ તરીકે વાપરી શકાય છે. ધાન્ય પાકો સામે ફેર બદલી કરવાથી જમીનની ફળદ્રુપ ફળદ્રુપતા જાળવવા તથા વધી શકે છે. ચોમાસુ ઉનાળુ અને શિયાળુ ઋતુમાં પણ વાવી શકાય છે બદામ કાજુ જેવા કીમતી સુકામેવા મેવા સાથે મધ્યમ અને ગરીબ પ્રજાનો એ પર્યાવરણ પર્યા બને.

hello શાસ્ત્રી યુવાન ને પાચનક્રિયાના અભ્યાસમાં રસ હતો તેને પોતાની જીજ્ઞાસા સંતોષવા માટે કેટલા પ્રયાસ કર્યા પણ તેમને અભીસંધાનની વિશેની ઘણી જાણકારી પ્રાપ્ત થઇ અને મનોવિજ્ઞાનીય શાસ્ત્રી અભિસંધાનની મહામૂલ્ય ભેટ મળી છે ઓગણીસો ચારમાં તબીબીવિદ્યા ક્ષેત્રમાં nobel પારિતોષિક, પારિતોષિક એનાયત થયું હતું. પોતાના પ્રયોગ માટે એક એવું સંસાધન બનાવ્યું હતું કે કુતરાના stand પર સ્થિર ઉભો રાખીને અને તેના મો માંથી ઝરતી લાળ, લાળરસ માપન યંત્ર માં એકથી ચિઠ્ઠી તેનું માપન શક્ય બને. આ વૈજ્ઞાનિક કૂતરાની સમક્ષ ખોરાક રજુ કર્યો, ખોરાક જોતા જ કુતરા ના મોમાં લાળ ઝરી. આ લાળ ઝરવાની પ્રતિક્રિયાને થોડાક પોતાના જ, પોતા જ જોવા મળી હતી જે સહજ પ્રતિક્રિયા હતી. એમણે ઘંટડી વગાડી જેના અવાજ થી કુતરામાં કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહિ પરંતુ પછી ખોરાક રજુ થતા કુતરાના મોમાં લાળરસ જોવા મળ્યો હવે તેમણે ખોરાક અને ઘંટડી બંને વચ્ચેની રજૂઆત વારંવાર સાથે ફરી કરી. આમ આ પ્રક્રિયાની રજૂઆત પુનરાવર્તનથી બનતી હોવાથી કુતરાના મોમાં લાળ આવી ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. ઘંટડી નો અવાજ માત્ર સાંભળીને કુતરાના ખોરાકની અપેક્ષા જન્મતી હતી જે કુતરાના મોમાંથી લાળ ઝરવા માટે જવાબદાર હતી. પાઉલોએ આ પ્રયોગ ફક્ત આટલું જ નહી આટલેથી જ અટકાવતા તેમાં વિવિધ પરિવર્તનો લાવી શાસ્ત્રીય અભિસંધાનના વધુ સ્પષ્ટ બનાવ્યા. પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત આપણે પાઉલોએ કરેલા અભિસંધાનના પ્રયોગ વિશે સાદી સમજ જૂની હતી પરંતુ મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હોવાના નાતે પ્રશિષ્ટ અભિસંધાન ને સમજવા માટે કેટલાક પારીભાષિક શબ્દોની સમજ મેળવવી અનિવાર્ય છે. ઉદ્દીપક, જે ઉદ્દીપક કુદરતી સ્વાભાવિક જગ્યા માટે જવાબદાર હોય છે તે અનઅભીસંધિત ઉદ્દીપક કહેવાય છે. પાઉલોએ પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજુ કરવાની સાથે કૂતરામાં સ્વાભાવિક રીતે લાળ ઝરે આ આવી અભીસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે એ ઉદ્દીપકને અનાભીસંધિત કહેવાય છે. તે ખોરાક અનાભીસંધિત ઉદ્દીપક છે અભીસંધિત પ્રતિક્રિયા, કોઈપણ પ્રકારના જુના નું અભિસંધાન થયા પહેલા જે પ્રતિક્રિયા જોવા મળે છે તેને નથી. આ પ્રકારની પ્રતિક્રિયા ઓળખવામાં, તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં સ્વાભાવિક રીતે ઉદ્દીપકથી ઉત્પન્ન થતી સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે અનાભીસંધિત પ્રતિક્રિયા. પાઉલોએ કૂતરાની સામે ખોરાક રજુ કરી કુતરાના મોમાં લાળ ઝરવાની પ્રક્રિયાને અનાભીસંધિત પ્રતિક્રિયા કહેવાય છે. જે પ્રબલન સીખવેલી પ્રતિક્રિયાને વારંવાર બનેલી પ્રતિક્રિયા બનાવે તેને કહે છે. પ્રબળતા વધે છે તેમ તેમ વધતા તેમણે પ્રતિક્રિયા અનુવારસા વધારનાર પ્રતિક્રિયા બાદ રજુ કરતુ ઉદ્દીપક પ્રબલન, દાખલા તરીકે માતાની ગેરહાજરીમાં બાળક શાળાનું homework કરી લે તો માતા એને chocolate આપે છે. એ chocolate બાળક માટે પ્રબલન છે. પ્રબલન સામાન્ય રીતે પ્રબલન ને આમ પણ પુરસ્કાર તરીકે ઓળખીએ તેમ વિશ્લેષક પ્રબલન ને પરંતુ દુનિયામાં મતભેદની

સ્ત્રીઓ, બાળક, પ્રાણી કે પ્રત્યેક પ્રક્રિયાના વધારા માટે જ કરવામાં આવે છે. વિજ્ઞાનના અભિસંધાન ના પ્રયોગમાં ઉંદર electric shock માં રાહત મેળવી શકાય તે ઉંદર માટે કષ્ટદાયક હોય તેમાંથી મુક્તિ મેળવવા માટે વારંવાર દબાવીને પ્રતિક્રિયા કરે છે કાર્ય કરતા નિસ્યન્દક કક્ષાએ મૂકી શકાય જયારે પ્રબલન પ્રતિક્રિયાઓ પહેલા જ વધે છે. એ લોકો પણ સીખવેલી પ્રતિક્રિયાને અર અર એટલે વિલોચન. એકવાર અભીસંધિત થયેલા પ્રક્રિયાને વારંવાર છતાં પણ તેને આપવાનું સદંતર બંધ કરવામાં આવે

જે રીતે અભિસંધાન માં પ્રયત્નો અભિગમ નું સ્થાનીકરણ કરી શકાતું નથી કારણ કે ઘણા અભિસંધાન સમગ્ર પરિસ્થિતિ હોય છે રોજબરોજ ના જીવન માં કારક અભિસંધાન ના સામાજીકરણ થવાના ઉદાહરણ જોવા મળે છે દાખલા તરીકે બાળક રમકડું રમતું અને તેને તમે રમકડું સંતાડો છો થોડી વાર' માં બાળક એ રમકડું શોધી કાઢે છે આવું વારંવાર કરવાથી એ રમકડું શોધી કાઢવાની પ્રક્રિયા ને શીખી લે છે પ્રક્રિયા ને અભીસંગમ કહી શકાય છે હવે તમે કોઈ અન્ય જગ્યા એ તેનું રમકડું સંતાડો છો તો થોડા પ્રયત્નો અંતે બાળક નવી જગ્યાએ પણ રમકડું શોધી કાઢી છે આમ' બાળક ને રમકડું સંતાડવાની નવી જગ્યાને જૂની જગ્યા સાથે રમકડું સંતાડવાની નવી જગ્યા ન અમાન્યકરણ થવાનો સ્પષ્ઠ નિર્દેશ કરે છે અંતરસુદ શિક્ષણ એ પ્રક્રિયા શિક્ષણ પ્રક્રિયા છે

ગોવર્ધન નામક સમાજસેવા થી જડમાન મનોવૈજ્ઞાની વિવિધ અભ્યાસો કર્યા અને આંતર દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ નો અંગે chimpanzee નો કયો? ક્રાંતિવાદ ના સિદ્ધાંત પ્રમાણે નિમ્ન પક્ષે પ્રાણિયો માં શિક્ષણ અનુકરણ દ્વારા પ્રાપ્ત થયું જોવા મળે છે પરંતુ ઉચ્ચ કક્ષા ના પ્રાણિયો માં અભિસંધાન ના શિક્ષણ થતું જોવા મળે છે અંતરસુદ દ્વરા પ્રાપ્ત થતા શિક્ષણ વિકસિત મગજ ઉપર તે chimpanzee urangutan વાનર ની એક પ્રજાતિ પાસે જોવા મળે છે એક લાકડી વાળો પ્રયોગ chimpanzee ને લઈને chimpanzi ને લઈને જોયે તો chimpanzee ને એક પાંજરા માં પુરીએ પાંજરા ની બહાર કેળા ની એક લૂમ મુકવાથી અને પાંજરા ની પાછળ એક લાકડી મૂકી સ્વાભાવિક રીતે chimpanzee કેળા ની લૂમ લેવા માટે પાંજરા માંથી હાથકાઢી, પગ કાઢી પાંજરા ની બહાર નીકળી પોહ્ન્ચાય તેવી અનેક રીતે આમ છતા chimpanzee ને કેળા ની લૂમ લેવામાં નિષ્ફળતા મળે છે અને કંટાળી ને પાંજરા ના પાછળ ના ભાગ માં જોવે છે અને તેની નજર લાકડી ઉપર પડે છે જેવું તેનું ધ્યાન લાકડી ઉપર ગયું તો તે તરત જ લાકડી ઉપાડી ને પાંજરા ના આગળ ના ભાગ જ્યાં કેળા ની લૂમ દેખાતી હોય તો તેને લાકડી વડે તે કેળા ની લૂમ ખેંચી લે છે દુર પડેલા કેળા પ્રાપ્ત કરવા સમસ્યા ઉકેલી આમ આ સમસ્યા ઉકેલ chimpanzee માટે કોઈ કરી સકે છે તે લાકડી વાળો પ્રયોગ અંતરસુદ અને તે પ્રયોગ પણ કર્યો જે મને chimpanzee સમક્ષ થોડી વધુ અઘરી આ વખતે લૂમ થોડી વધુ દુર મૂકી પ્રથમ પ્રયોગ વાડી લાકડી chimpanzee ના હાથ માં આવી સકે તે રીતે મૂકી એક નાની લાકડી મૂકી અને એક પેહલી લાકડી થોડી મોટી અન chimpanzee ના પાંજરા માં લઇ સકે તેવી હત સૌ પ્રથમ chimpanzee એ પાંજરા માં પડી રહેલી નાની લાકડી થી પ્રયાસ કર્યો જેમાં સફળતા ના મળતા મોટી લાકડી નાની લાકડી થી પેહલા પ્રયાસ કર્યો પણ વધારે દુર હોવાથી chimpanzee કેળા ને પ્રાપ્ત કરી સક્યો નહિ લાકડી તોડવાથી એક દમ chimpanzee આગંતુક થઇ ને તરત જ બંને લાકડીયો થી કેળા ની લૂમ ને પાંજરા થી પાસે ખેંચી લીધી આમ પેહલા કરતા થોડી વધુ પોતાની અંતરસુદ ની શક્તિયો અને લાકડી ની રમત વડે રમવા લાગ્યો પેહલા કરતા થોડી વધુ અઘરી સમસ્યા એ પોતાની આંતર સુજી થી ઉકેલી થોડી વધુ અઘરી સમસ્યા રજુ કરી અંતરસુજ દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકવાની ક્ષમતા ને hello

ભારતીય બંધારણના અનુચ્છેદ પંચોતેર અનુસાર રાષ્ટ્રીય વડાપ્રધાન ની નિમણૂક કરી છે રાષ્ટ્ર તે પરથી લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષોના નેતાની વડાપ્રધાન તરીકેની નિમણૂક કરે છે તેને એક મહિનામાં લોકસભામાં વિશ્વાસ મત હાંસલ કરવાનો હોય છે વડાપ્રધાને સંવિધાન અનુસાર ગુપ્તતા ના સંવત રાષ્ટ્રપતિ લેવડાવે છે તેઓ કેન્દ્ર સરકારના મુખ્ય પ્રયોક્તા છે

હોય ત્યાં સુધી તેઓ હોદ્દા પર રહી શકે છે જો બહુમત ન હોય તો રાષ્ટ્રપતિ તેઓને હટાવી શકે છે છઠ્ઠા વડાપ્રધાનને સંસદ સભ્યોને મળતા પગાર અને ભથ્થા મળવા પાત્ર છે આ સિવાય અનેક સુવિધાઓ મળે છે રાષ્ટ્રપતિને મંત્રીઓની નિમણૂકમાં સલાહ આપે છે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરે છે મંત્રીઓને ખાતાની ફાળવણી તથા ફેરબદલીમાં નિમણૂક કરે છે હોદ્દાની રુએ પરિષદોના બે અધ્યક્ષો હોય છે નેકીકરણ રાષ્ટ્રીય વિકાસ અથવા તો રાષ્ટ્રીય એકતા પરિષદ આંતરરાષ્ટ્રીય આંતરરાજ્ય પરિષદ રાષ્ટ્રીય જનસંસાધન પરિષદ સંસદમાં એક સંસદ સભ્ય

દેશમાં વર્તમાનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચુકવણીની જોગવાઈ છે bill રજૂ કરવા પાછળ એવું કારણ રજૂ કરાયુ છે કે શહેરમાં બળવાન અને રાજ એ રીતે શહેરોમાં નબળું અને યુધિષ્ઠા વાળુ સંસ્થાગત માળખું છે અને તેમાં સંસ્થાગત એજન્સીઓ હોય છે મેયરની સીધી ચૂંટણી કરી શકે એક બળવંત નેતા પૂરો પાડવાનો ઉદ્દેશ છે વિસ્તાર સભા અને વોર્ડ સમિતિ નું બંધારણ ફરજિયાત કરી દેવાનું અને સ્થાનિક વ્યવસ્થાતંત્રની કાર્યપદ્ધતિને મજબૂત બનાવાની પણ ભલામણ કરાઈ છે સભા મેયરને મહાનગરપાલિકા નો વહીવટી વડો બનાવવાની ભલામણ કરાઈ છે સાથે જ કેટલીક કોન્સલન નિર્ણયો પર તો ભરવાની કે કાઉન્સલ માટે સભ્યતાનો સભ્યોના નામની ભલામણની સત્તા મેયરને આપવાની બિલમાં જોગવાઈ કરેલ છે

આપણી નગરપાલિકામાં સારી નાણાકીય વ્યવસ્થાને પ્રોત્સાહન મળે છે તમારા વ્યવહાર અને તેની જાણકારી આપવાનું કામ મેયરે એકલાએ જ કરવાનું હોવાથી વધુ પારદર્શકતા આવી શકે છે આનાથી મેઈન એકતો ક્રાંતિકારી ક્ષમતા અને જવાબદારી નો કલ્ચર કેળવાશે ભારતનો મહાનગરપાલિકામાં મેયર એ વડો અથવા ઓફિસ ઇન્ચાર્જ હોય છે મેયર અને counsel સાથે સંપર્કમાં રહીને executive અધિકારોએ વિકાસના તમામ કામોનું આયોજન અને અમલીકરણ કરાવે છે અત્યારે છ રાજ્યો ઉતરાખંડ છત્તીસગઢ ઝારખંડ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં મેયરની ચૂંટણીની કાશવત માટે સીધા જ લોકો કરે છે વર્તમાન સ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકાર શહેરી સ્તરે વધુ સત્તા મંડળો સ્થાપવાની તરફેણમાં નથી નગરપાલિકાઓને કેટલીક સત્તાઓ આપવામાં આવી છે છતાં રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલ municipal commissioner વહીવટી કામકાજ સંભાળતા હોય છે

આમ વહીવટી છતાં વિદેશમાં મેયરને શહેરોનો વહીવટી વડો બનાવવાની વાત કહેવામાં આવી છે પાયાનો પડકાર એ છે કે જો મેયરની સીધી જ ચૂંટણી થાય તો એવું પણ બને છે કે મેયરના પક્ષો પૂરતી બહુમતી ન હોય જેના કારણે વહીવટી કામમાં અડચણો ઊભી થાય છે ખાસ કરીને મેયર અને ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતી સભ્યો જુદા જુદા પક્ષના હોય છે રાજસ્થાન અને હિમાચલ પ્રદેશે મેયરની સીધી ચૂંટણી અમલમાં મૂકી હતી પરંતુ હોય તે આ પદ્ધતિ રદ કર કરવા જઈ રહ્યા છે કેમ કે વહીવટી કાર્યોમાં બહુ મુશ્કેલી આવતી હતી

થયેલી મહેસુલી આવક અને તેના દ્વારા ઊભી થયેલી મૂડીના હિસાબનો સમાવેશ થાય છે મહેસુલી અંદાજપત્રો અને બજેટની મૂડી Budget માં ત્રણ પ્રકારના આંકડાઓ હોય છે બજેટ આધારિત અંદાજિત આંકડા સુધારેલા અંદાજિત આંકડા વાસ્તવિક આંકડા કેન્દ્ર સરકારનું મહેસૂલી budget કરવેરા અને કરવેરા સિવાયની આવક સાથે સંકળાયેલું હોય છે આવકના આ સ્ત્રોતને આધારે ખર્ચ કરાય છે આવક કરવેરો ખર્ચ મહિસદવેરો ખર્ચ ચીજ વસ્તુઓ અને સેવા પર લાગવામાં આવતો કરવેરા

સમાજ અને સમુદાયની સેવા જેમ કે શિક્ષણ medical અને જાહેર સ્વાસ્થ્ય રોજગાર આર્થિક સેવાઓ જેવી કે ખેતીવાડી ઉદ્યોગ પરિવહન વ્યાપાર વગેરે money budget કેન્દ્ર સરકારનું મૂડી budget જેને મૂડીનો હિસાબ પણ કહેવામાં આવે છે જેમાં મૂડીનો આવો